હા મેડમ ઓપ્પો હેલ્પલાઈન સેન્ટરમાંથી આપ વાત કરી રહ્યા છો આપની સાથે અનિકેત યાદવ વાત કરી રહ્યો છું, હું આપની શું સહાયતા કરી શકું? હા મેડમ ચોક્કસ તમારે કોઈપણ અમારે અં સર્વિસીસ બાબતે કોઈપણ પ્રોબ્લમ હોય તો તમે મને નિશ્ચિંતપણે જણાવી શકો છો, હું આપની જે પણ સહાયતા કરી શકીશ એ માટેની ટ્રાય કરીશ.

Ok madam અને મોબાઈલ આપે જ ખરીદ્યો હતો?

Ok madam તો એના પર છે ને કોર્નર પર એક બિલ નંબર લખેલો હશે તો તમે મને એ બિલ નંબર જણાવી શકશો?

સોરી મેમ શું બી? Be one, one two

આપને જણાવી દઉં કે આપને મોબાઈલની અંદર ઓપ્પો એમએક્સ ટુ નું મોડલ અં ગ્રે કલરનું આપે લીધેલું છે અને એમેઝોન પ્રાઈમ સેલ્સમાંથી આપે આ મોબાઈલ લીધેલો છે. અને મોબાઈલની પ્રાઇસ ચૌદ હજાર નવસો નવ્વાણું છે, અને એ વખતે ડિસ્કાઉન્ટમાં આપણને અગિયાર હજાર નવસો નવ્વાણુમાં તમને મોબાઈલ મળેલો છે. હા મેડમ એ બિલ્સમાં છે બે વરસની વોરંટી અંદર એડ હતી પણ મેડમ આપે જે મોબાઈલ અં તમે જે કીધું કે પ્રોબ્લમ થયો છે. તો એક્ઝેટલી તમે મને જણાવી શકશો કે મોબાઈલમાં કઈ રીતનો પ્રોબ્લમ થતો તો? Ok madam એટલે તમારું process જે હતું તમારું મોબાઈલ processor એ સ્લો જ પડી ગયું હતું હા સોફ્ટવેર આપનું ડાઉન એટલે કે એ એક્સેસની અંદર સોફ્ટવેરમાં problem હતો ને ઓકે મેડમ હું આપનો problem સમજી ગયો છુ, મેડમ આપે કઈ જગ્યાએ રિપ્લેસ કરાવેલ છે તે તમે અમારા ઓપો સેન્ટરમાં ઓનલાઈન બુકિંગ કરાવીને લઇ ગયા છો કે તમે કોઈ સેન્ટરમાં આપેલ છે. Ok madam હું આપની ચોક્કસપને જણાવી દઉં તો મેડમ તમે જે અમારા ઓપોની અમારી કમ્પનીની અંદર તમે જ્યાં કીધું તે સ્ટોર અહીયાં છે ઓપો સ્ટોર, ત્યાં તમે આપેલ છે તો મેડમ એ વખતે આપને કઈ બીલ કે એવું કઈ આપેલું છે એ લોકો એ? હા મેડમ તો એ વોરંટી કાર્ડની ઉપર કોઈ નંબર હોઈ તો એ મને જણાવી દો તો હું તપાસ કરી લવ કે તમારો મોબાઈલ કઈ જગ્યાએ છે અત્યારે અને શું થઇ રહ્યું છે હા madam, તમને જે ત્યાંથી આપ્યું ને વોરંટી કાર્ડની અંદર તમને કોઈ નંબર કે લખીને એવું કઈ તમે કીધું ને કે મને કઈ આપ્યું એક કાગળ આપ્યો હશે બરાબર ઓપોનું હા એમાં લખેલો હશે નંબર તો એ મને જણાવો તો હું આપનો એ મોબાઈલની આખી સીચુયુંએશન શું છે એ જાની લઉં Ok madam એક જ મિનીટ ટુ two one zero

Three two. Ok madam અં મેડમ આપનો જે mobile છે એની અંદર તમે મને કહ્યું કે processor ધીમું પડી ગયું છે અને mobile માં જે સોફ્ટવેરની આપણે વાત કરીએ. તો મારી સામે અત્યારે બધી ડીટેલ છે તમારો mobile અમારી કંપનીમાં જ છે બરોબર અને એ mobile અત્યારે પંદર દિવસથી અમારા કંપનીના એમ્પ્લોય યુઝ કરી રહ્યા છે બરોબર તમારો જે problem છે. એ સોલ્વ નથી થઇ રહ્યો એટલે કંપની તરફથી આપને વીથીન એક વિકની અંદર હું ટ્રાય કરું છુ કે તમને ન્યુ mobile મળી જાય એજ કમ્પની એજ મોડેલનો બરોબર.

હા madam હું તમને ચોક્કસપણે જણાવી દઉં madam આમાં એવું છે કે જે એન્ડ્રોઇડ વર્ઝન જે છે ને બરોબર હા એ એન્ડ્રોઇડ વર્ઝનની અંદર ધણીવાર એવું બને છે કે જે processor વીક પોઈન્ટના આવી જાય છે એ. ફીટીંગ કરતી વખતે છે ને અં. જે એનો માણસ છે કે અથવા જે કમ્પની છે તે બનાવે છે ત્યારે ખબર નથી રહેતી બરોબર અને આતો આ તમને ખબર છે કમ્પનીમાં આવા અનેક મોડેલ બનાવીને આવતા હોઈ છે બરોબર તો એ પ્ની processor અંદર છે ને madam માઇનોર પોઈન્ટ ઉપર છે ને ક્રેક આવી ગઈ છે જેના હિસાબે processor એક્ટીવેટ નથી થઇ રહ્યું. હા એટલે શરૂઆતના સ્ટારટીંગમાં આપને કોઈ problem નઈ થયો હોઈ બટ જેમ જેમ એનો યુઝ થતો જાય ને એમ processor પોતાના વીક પોઈન્ટ ધીરે ધીરે છે ને વધારતો જાય છે. અને એના કારણે સોફ્ટવેર છે ને એ સોફ્ટવેરની process કરવાની જે આખી પદ્ધતિ હતી ને મેડમ એની અંદર એ processorproblem કરતુ હતું એટલે સોફ્ટવેર છે ને એ પોતાની ટોટલી રીતે કામ નતું કરી શકતું.

તો મેઈલ કરવાથી અમે આપને પૂરી ડીટેલ્સ મોકલી દઈશું કે તમારા mobile ની સિચ્યુએશન શું છે અને શું તમે તેની process જાણીને તમને ક્યારે ન્યુ કયો mobile મળશે કે પછી આ mobile રીપેર થશે એ અમે તમને જણાવી દઈએ છે તો આપે process કરવી તો બી કરી શકો છો એનો મેડમ આપને એક ઇમેલ આવશે એ ઇમેલ તમે રીડ કરશો એ મેઈલ ઇન્ફોર્મેશન આપેલી હશે જો રીપ્લેસેડ લખેલું હશે તો તેમાં mobile નંબર મોડેલ નંબર અં બ્લુ પ્રિન્ટમાં લખેલું હશે બ્લુ કલર્સમાં અને એમાં લખેલું હશે કે રીપ્લેસેડ યોર ઓન ન્યુ mobile અં કમ્પલેટ કરીને આપી રહ્યા છે અને જો રિપ્લેસ હશે તો લખેલું આવશે યોર ન્યુ મોડેલ ઇન રિપ્લેસિંગ મેડમ હું એના માટે આપનું ઇમેલ આઈડી જાણી શકું છુ Ok madamWWW dot Manisha કેપિટલ આવશે કે સ્મોલ OK ઓલ કેરેક્ટર સ્મોલ જ જ છે ને મનીષા એમ એ એન આઈ એસ એચ એ ok madam હા મેડમ બોલો ઓકે મેડમ આઈ એમ સોરી મેડમ મનીષા એમ એ એન આઈ એસ એચ એ ઓકે મેડમ પછી દોટ પછી એમ ઝીરો સેવન એટધરેટ ઓકે મેડમ મેડમ તમારા જીમેઈલની અંદર છે ને મેં અત્યારે process કરી ને અત્યારે એક મેઈલસ મોકલ્યો છે એની હું તમને માહિતી આપી દઉં એ છે ને અમારું એક ફિલઅપ ફોર્મ છે જે મેઈલ તમને ડીરેક્ટ ઇઝી કરી દીધો છે ખાલી ઉપર તમારે તમારું નામે તમારો complaint નંબર છે બીલ નંબર છે તમારે એન્ટર કરવાનો રહેશે બરોબર અને નીચે તમારે તમારો mobile નંબર એન્ટર કરવાનો છે બરોબર અને આટલું એન્ટર કાર્ય પછી તમે તેને સબમિટ કરી દેશો બરોબર તો તમારો જે મેઈલ આવાનો છે એ તમને ડીરેક્ટ જ આવી જશે તો તમને કોઈ પ્રોબ્લમ પણ નહિ થાય હા તમારું નામ તમારું આઈડી તો તમારું ઓપન છે બટ તમારે તમારું જીમૈલ આઈડી બી અહી નાખવું પડશે અને તમારું જે બીલ નંબર છે વોરંટી માટેનો એ બીલ નંબર નાખવાનો છે જો વોરંટી કાર્ડ નંબર કહે તો જે તમને જે નંબર આપેલો છે ને ત્યાંથી જે એક કાગળમાં એ નંબરને તમારે પેલા વોરંટી કાર્ઓડ નંબર નાખવાનો પછી ઓબ્લીક કરીને એ નંબર નાખવાનો એ નંબર તમને આપેલો હશે અને તમારે mobile નો મોડેલ નંબર નાખવાનો રહેશે કયા મોડેલનો તમારે આ મોડેલ હતો એમાં આખું કમ્પનીનું નામ લખવાનું રહેશે મોડેલ નંબર અને સીરીઝ કેટલામી હતી તો એ નીચે તમને નીચે તમારા બિલ્સ છે ને બિલ્સમાં આખું mobile નું નામ આપેલું હશે કે ભાઈ મેક્સ પ્લસ હતો કે મેક્સ પ્લસ ટુ હતો કે મેક્સ એફ લખેલો હતો સ્માર્ટ હતો એ તમને ખબર પડી જશે ના મેડમ આવા problem છે ને એક લાખ mobile ક્યારેક જ બને છે બરોબર બટ આવા problem આવતા જ નથી પણ મેં તમને કીધું ને કે લાખો મોડેલ જો આવા બની જાયને તો કદાચ એક આવો problem નડે છે બાકી અધરવાઈસ ઓપ્પો એક બેસ્ટ કમ્પની છે મેડમ અને ઓપ્પો અત્યારે બેસ્ટ સેલીગ કરી રહ્યું છે તો અત્યારસુધી ઓટો mobile માં તો ક્યાય એની આવી કોઈ અં જે કમ્પ્લેઇન કોઈ આવતી જ નથી ના ના મેડમ આ મોડેલ તમને જે આપવામાં આવે છે એની અંદર બધી જ વસ્તુ જે રિપ્લેસમાં છે તમને નવું જ મોડેલ મળશે તેમાં તમારે કોઈ problems જ નઈ હોય No madam હું એ જાણી શકું કે તમે જે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો એમાં તમને કેવા ફીચર્સ લાગ્યા એનો તમે રીવ્યુ આપી શકશો Ok madam અને મેડમ એમાં બેટરી બેકઅપ આપ જણાવી શકશો આપને કેવું રહ્યું

સાંજના છ વાગ્યા સુધી આપના કોઇપણ કોલ હશે એ અટેન્ડ કરવામાં આવશે અન્યથા મેડમ ઓપ્પો હેલ્પ લાઈન સેન્ટર રાતના દશથી સવારના છ સુધી આઈ મ સોરી મેડમ પણ સાંજના છથી સવારના અં રાત દસ વાગ્યા સુધી બંધ રહે છે madam હવે પછી હું તમને ખાતરી આપું છુ કે હવે પછી તમને ઓપ્પો mobiles માં નહિ આવે ok madam, have a nice day જેમ parking san ના જન્મદિવસ ને વિશ્વ parking san દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો તેની વાત કરી છે. યામીની રાય મીઠુબહેન પીટી અને કસ્તુરબા ગાંધી જેવા મહાનુભવો એવા પણ આજના અગિયાર april ના દિનને વિશેષ ના video માં કરી છે. અને આ video ની link નીચે description માં આપી દીધી છે. click કરી અને જોવાનું ન ચૂકતા અને મિત્રો net હમણાં લેવાયેલી Junior clark ની examination નું paper જોયું હતું lendhy પરંતુ એ માનવું ભૂલ ભરેલું છે કે આ paper અઘરું છે છે. સહેલું પરંતુ સમય માંગી લે તેવું હતું. અને એની અંદર મેં નજર કરી. તે ઇતિહાસ આપણી ભૂગોળ અને current affair માંથી ઘણા બધા પ્રશ્નો પુછાયેલા હતા. અને લગભગ અઢી ત્રણ વર્ષથી સતત આપણે current affair ભણીએ છીએ. તો જે કોઈ પ્રશ્નો વાંચીએ તો એમાં એક વાંચવામાં આવ્યું છે એવો મને અંદાજ આવતો હતો ok તો સ્વાભાવિક છે કે જે મિત્રો લાંબા સમયથી edue suffer youtube channel સાથે અને jk twenty twenty હિન્દી youtube channel સાથે જોડાયેલા હશે. એને વાંધો નહીં આવ્યો હોય. અને jk twenty twenty ના video માંથી એની અંદર મિત્રો જેમ કે national water way એટલે કે રાષ્ટ્રીય જળમાર્ગોના video બનાવીને publish કરેલા છે તેમાંથી પણ પ્રશ્નો છે અને સાથે સાથે જે જોડકા સ્વરૂપે પ્રશ્નો હતા એમાંથી તો ઘણા બધા પ્રશ્નો આ બંને channel ના video માંથી છે. એટલા માટે તમે જોડાયેલા રહેશો તો આગામી સમયમાં જ્યારે તલાટી ની examination લેવાની છે. એની અંદર પણ ઘણા બધા પ્રશ્નો cover થઈ ગયા હશે. અને edue suffer ની હિન્દી youtube channel jk twenty twenty ઉપર મિત્રો તમામ topic ને cover કરતા video બનાવેલા છે. અને upload કરેલા છે. એની અંદર બંધારણ લઈ લો. તો બંધારણના video માંથી પણ ઘણા બધા પ્રશ્નો પુછાયા છે. આપણી ભારતની ભૂગોળ એના પર video એમાં છે. અને એવી જ રીતે મિત્રો current affair માં તમે જોવા જશો. તો લગભગ દસ થી બાર પ્રશ્નો એ બેઠે બેઠા આ video માંથી છે. હા current affair કરતા એની સાથે ઘણા gk set એડ કરીએ છીએ ને એમાંથી પણ પ્રશ્નો હતા. એટલા માટે હું તમને મિત્રો ખાતરીપૂર્વક કહી શકું છું. કે edue suffer ના current affair ના video તમારા માટે ક્યારે સમય બગાડનારા નહીં સાબિત થાય ઓકે પરીક્ષામાં દસ marks તો પાક્કા સમજી લો okay એટલા માટે જોડાયેલા રહેશો ચાલો વધારે સમય ન લેતા. આપણે આજે રાષ્ટ્રીય સમાચારમાં કઈ કઈ ઘટનાઓની વાત કરવાના છીએ તો દ્રોપદી મૂર્મુજી એ શું thirty mki fighter jet માં ઉડાન ભરી છે. અને આ પહેલા જ્યારે પ્રતિભા દેવીસિંહ પાટીલ એ પણ રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારે પણ તેમણે આવા જ પ્રકારના એક fighter jet માં ઉડાન ભરેલી. Project tiger ના પચાસ વર્ષની ઉજવણી કરવામાં આવી છે અને એમાં આપણા ભારત દેશમાં વાદળી કેટલી લખ્યું છે એના આંકડા પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે. આપણા દેશના વડાપ્રધાન દ્વારા ખાસ અગત્યના સમાચાર છે. બસો વાળી painting ને gi tag આપવામાં આવ્યો છે. તો આ બસો વાળી painting એ ભારતમાં કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે. હિમાચલ પ્રદેશમાં શૃંખ આંત્ર યોજના ની જાહેરાત કરી છે. અને કોરોના મહામારી દરમિયાન જે બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે. એમના માટેની આ એક ખાસ યોજના છે અને પશ્ચિમ બંગાળમાં cop india કવાયત યોજાવાની છે જોકે શરૂ થઈ ચૂકી છે. ભારત અને અમેરિકા વચ્ચેની આ એક અ air exercise છે. તેની વાત કરીશું તેલંગણા સરકાર food comply builder prevish નું આયોજન કરવા જઈ રહી છે.

આપવાનો છે. શરૂઆત કરીએ આપણે રાષ્ટ્રીય સમાચારથી તો રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ જી એ su thirty mki fighter jet માં ઉડાન ભરી છે. એની અંદર તમે જોઈ શકો છો. ભારત દેશના બીજા એવા મહિલા રાષ્ટ્રપતિ કે જેમણે આ પ્રકારના fighter jet માં ઉડાન ભરી હોય ઉત્તરપૂર્વીય રાજ્યની ત્રણ દિવસીય મુલાકાત ના ભાગરૂપે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ જીએ

કયા fighter jet માં ઉડાન ભરી છે. તો su thirty mki અને વર્ષ બે હજાર નવ માં પ્રથમ વખત ભારતમાં બારમાં રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલે આવા જ એક jet માં ઉડાન ભરી હતી. અને તેજપુર air force station પર તેના આગમન પર રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુંજી નો ward of owner સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. જ્યારે દ્રૌપદી મૂર્મુંજી એ આ fighter jet માં ઉડાન ભરી અને ત્યાર પછી તેઓ આ તેજપુર air force station પર ઉતર્યા. ત્યારે તેમનું guard of owner થી સ્વાગત કરવામાં આવ્યું. અને જે fighter jet ની અંદર આપણા રાષ્ટ્રપતિએ ઉડાન ભરી છે. એ fighter jet ની કેટલીક ખાસિયતો જોઈ લઈએ. કે su thirty mki jet ની ખાસિયતો શું શું છે? તો su thirty mki આ jet ને રશિયાના sukhoi corporation દ્વારા ઓગણીસો ને પંચાણું માં design કરવામાં આવ્યું હતું શું યાદ રાખ્યું કે su thirty mki jet ને

Licence હેઠળથી બનાવવામાં આવ્યું હતું અને જેમાં sukhoi અગ્રવી design અને irkut corporation ઉત્પાદન માટે જવાબદાર છે. આ રશિયાનું sukhoi corporation એ મિત્રો આ પ્રકારના jet વિમાન ની design તૈયાર કરે છે. અને irkut corporation ઉત્પાદન માટે પણ તે જવાબદાર છે. અને આ જેટ ની લંબાઈ કેટલી છે. એકવીસ point નવ meter લંબાઈ ધરાવે છે. એની પાંખો જ્યાં છે એ ચૌદ point સાત meter પહોળાઈ ધરાવે છે. અને આ fighter jet ની ઊંચાઈ જોવા જઈએ. આ રીતે તો છ point ચાર meter ઊંચાઈ ધરાવે છે. અને જેમાં મહત્તમ take off વજન આડત્રીસ હજાર આઠસો કિલોગ્રામ વહન થઈ શકે છે. sukhoi thirty mki મહત્તમ take off વજન કેટલું? આડત્રીસ હજાર આઠસો કિલોગ્રામ અને જેમાં m zero eleven m radar તો આ radar નું એક model છે. m zero eleven m radar Olf thirty logeter system અને litenik target polsanhit ના સાધનોનો સમાવેશ થાય છે. આ sukhoi thirty mki ની અંદર કયા કયા સાધનો અંદર લગાવવામાં આવેલા છે. તો m zero eleven m radar olf thirty logeter system અને litenik target polsanhit સાધનો અંદર fit કરવામાં આવેલા છે. અને તે bhrambhot super sony crude missile સહિત હવાથી સપાટી પર પ્રહાર કરી શકે છે. મિત્રો sukhoi thirty mki એની અંદર આપણી bhrambhot super sony crude missile લગાડી શકીએ છીએ. અને હવાથી જમીન ઉપર પ્રહાર કરી શકીએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે આ નીચેના જે ભાગ છે એની અંદર આપણે bhrambhot super sony crude missile થી જ કરી શકીએ હવે air force સરખેજ પ્રહાર કરવામાં આપણે fighter jet નો ઉપયોગ કરી શકીએ છીએ. અને આગળ વાત કરીએ તો project tiger ના પચાસ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે આપણે project tiger આ એક કાર્યક્રમ અમલમાં મૂકીએ કેન્દ્ર સરકારે ઓગણીસો ને તોતેર માં અને અત્યારે બે હજાર ત્રેવીસ ચાલી રહ્યું છે તો કેટલા વર્ષ થયા તોતેર થી ત્યાંશી ત્રાણું ત્રણ તેર અને ત્રેવીસ પચાસ વર્ષ તો project tiger ના પચાસ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે

વાઘની વસ્તી ગણતરીના આંકડા આપણા વડાપ્રધાન શ્રી એ જાહેર કર્યા છે. અને જેમાં ભારતમાં વાઘની વસ્તી આંકડો ખાસ યાદ રાખજો. ત્રણ હજાર એકસો ને સડસઠ વાઘ નોંધવામાં આવ્યા છે. તાજેતરમાં વાઘની એમાં ત્રણ હજાર એકસો સડસઠ વાઘ નોંધાયા છે. અને project tiger એ દેશમાં વાઘની વસ્તીને બચાવવા અને વધારવા માટે ભારતમાં એક april ઓગણીસો તોતેર ના રોજ શરૂ કરવામાં આવેલ વાઘ સંરક્ષણ કાર્યક્રમ છે. project tiger ભારતમાં ક્યારે અમલીકૃત બન્યો. એક april ઓગણીસો ને તોતેર થી અને જેના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ના કાર્યકાળ દરમિયાન ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. project tiger જ્યારે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. તો તે વખતે વડાપ્રધાન કોણ હતા. ઇન્દિરા ગાંધીજી એ તેમજ ભારતમાં tiger reserv ની સંખ્યા મિત્રો નવ થી વધીને અત્યારે ત્રેપન એ પહોંચી ગઈ છે. આ પણ આંકડો યાદ રાખીશું તો ભારતમાં tiger reserve ની સંખ્યા છે. કેટલી ત્રેપન શરૂઆતમાં ન વધી અત્યારે ત્રેપન છે. અને project tiger ના પચાસ વર્ષની ઉજવણીના ઉદઘાટન દરમિયાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ international Big tat alliance ની શરૂઆત કરી હતી. એ શરૂઆત પણ કહી શકાય. international Big tat alliance ની શરૂઆત આપણા વડાપ્રધાન શ્રી એ કરી છે. અને બિલાડી કુળના જે પણ પ્રાણીઓ છે. સમગ્ર વિશ્વમાં તેના સંરક્ષણ માટે થઈને આ international Big tat alliance ની શરૂઆત આપણા વડાપ્રધાન શ્રી એ કરી છે. ખાસ અગત્યની વાત છે. અને આ alliance નો ઉદ્દેશ્ય જેવી રીતે મિત્રો international foler alline એટલે કે જ્યાં સૂર્યપ્રકાશ સૌથી વધારે આવે છે. એવા દેશોને એ international foler alline એ એક સંગઠન બનાવવામાં આવ્યું છે. અને જેનું head quarter પણ આપણા ભારત દેશમાં ગુરુ બ્રહ્મા આવેલું છે. એ જ પ્રકારનું આ એક સંગઠન બનવા જઈ રહ્યું છે એનું નામ છે. international Big tat alliance અને તેનો ઉદ્દેશ્ય વાઘ અને સિંહ શહીત વિશ્વ ભરમાં સાત મોટી બિલાડીઓની પ્રજાતિઓનું સંરક્ષણ અને રક્ષણ કરવાનો છે. મિત્રો બિલાડી કુળના સાત જેટલા પ્રાણીઓ વિશ્વમાં છે. તેનું રક્ષણ કરવા માટે થઈને આ સંગઠનની સ્થાપના કરવામાં આવી છે. તો આ સાત બિલાડી કુળના પ્રાણી કયા કયા તો વાઘ સિંહ દિપડો ચિત્તો જગવાર small veper dog એટલે કે હિન ચિત્તો અને વાદળ છાયા ચિત્તા એટલે કે આપણે એને playback veper dog કહીએ છીએ. તો small veper dog playback veper dog વાઘ સિંહ દિપડો ચિત્તો અને જગવાર તેમજ અમૃત કાળકા tiger vision નામની એક પુસ્તિકા પણ બહાર પાડવામાં આવી હતી. જે આગામી પચ્ચીસ વર્ષમાં વાઘ સંરક્ષણ માટેના vision ની રૂપરેખા દર્શાવે છે. મિત્રો આપણા પ્રધાનમંત્રી શ્રી એ અમૃત કાળકા tiger vision એક પુસ્તિકા બહાર પાડી. અને આગામી પચ્ચીસ વર્ષમાં વાઘ સંરક્ષણ માટેનો આપણા ભારત દેશનું શું vision હોઈ શકે. તેની રૂપરેખા આ પુસ્તકમાં દર્શાવવામાં આવી છે. આગળ વાત કરીએ. તો બસો વાળી painting ને gi tag આપવામાં આવ્યો છે. મિત્રો આ સતત ત્રીજો દિવસ છે. જેમાં આપણે gi tag ની વાત કરી રહ્યા છીએ. આના પહેલા આપણે વાત કરી હતી તો ખાઈ કે પાન બનારસ વાલા બનારસી પાનને gi tag આપવામાં આવ્યું છે ત્યાર પછી આપણે બે પ્રકારના ચોખાની ગઈકાલ નો video ન જોયો હોય તો જોઈ લેજે. અને gi tag સંબંધિત એકાદો પ્રશ્ન કદાચ આગામી પરીક્ષા માં પુછાય પણ શક્યો. કે okay તો બસો વાળી painting ને gi tag આપવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરના તકવાર જિલ્લાની જગવિખ્યાત બસો વાળી painting ને ભૌગોલિક સંકેત એટલે કે gi નો tag આપવામાં આવેલ છે. આપણે યાદ એ રાખવાનું છે. કે બસો વાળી painting ભારતના કયા ક્ષેત્રમાં વિખ્યાત છે. તો જમ્મુ કશ્મીરના તકવાર જિલ્લાની આવેલી એક જગવિખ્યાત લઘુ painting છે. લઘુ ચિત્રકલા gi નોંધણીના ઇતિહાસમાં આ પહેલીવાર છે. જ્યારે જમ્મુ ક્ષેત્રને હસ્તકલા માટે gi tag આપવામાં આવ્યો હોય. તો આ એક ખાસ બાબત કે gr આ gi tag નોંધણી ના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે. જ્યારે જમ્મુ ક્ષેત્રમાં હસ્તકલા માટે કોઈ આ રીતે gi tag આપવામાં આવ્યો હોય. જેવી રીતે તમે મધુબલી painting વિશે વાત સાંભળી હશે કાગડા painting ની વાત સાંભળી હશે. એવી જ રીતે આ એક લઘુ ચિત્રકલા છે. અને ભૌગોલિક સંકેત એટલે કે gi tag ની વાત કરીએ. તો ભૌગોલિક સંકેત એટલે કે gi એ એક પ્રકારનો બૌદ્ધિક સંપદા અધિકાર છે. Gi એ એક પ્રકારનો બૌદ્ધિક સંપદા અધિકાર છે. જે ચોક્કસ ભૌગોલિક સ્થાનમાં ઉદભવે છે. અને તે સ્થળ સાથે સંકળાયેલી વિશિષ્ટ પ્રકૃતિ ગુણવત્તા અને લાક્ષણિકતાઓ ધરાવતી ચીજ વસ્તુઓને આપવામાં આવે છે અને giographical indication taging register ના ઉત્પાદનોને કાનૂની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે મિત્રો જે પણ product ને Gi tag આપવામાં આવેલી હોય એને કાનૂની સુરક્ષા પણ પૂરી પાડવામાં આવે છે. અને ઉત્પાદકો અને સંબંધિત હિતધારકો માટે આર્થિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. મિત્રો અત્યારે બસો વાળી painting બસો વાળી painting આપણા ગુજરાતના કોઈ ક્ષેત્રમાં થતી હોય અને gi tag ના પ્રાપ્ત હોય તો આપણે એને ખાસ ઓળખવાની પ્રવૃત્તિ ન કહી શકીએ. સમજ્યા કે બસો વાળી painting ને

કે બસો વાળી painting નું એક example બસો વાળી painting તેના રંગ અને રેખાની કારીગરી માટે જાણીતું છે. તે પહાડી લઘુચિત્ર painting ની એક શાળા છે.

એટલે કે બસો વાળી એ આ શ્રેણીનું ઉદ્ભવ સ્થાન હતું મુખ્ય કેન્દ્ર હતું. તે એવા મહેલો માટે જાણીતું હતું જ્યાં આવી. ખંડેર અને લઘુ ચિત્રો આવેલા છે. એટલે કે પહાડી painting ની બસો વાળી શાળા એટલે કે આ બસો વાળી ક્ષેત્ર જ્યાં હવે માત્ર ખંડેરો અને લઘુ ચિત્રો જોવા મળે છે. આગળ વાત કરીએ. તો હિમાચલ પ્રદેશમાં સુખ આચરણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે. સુખવિંદરસિંહ સુખુ image માં તમે જોઈ શકો છો. તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદરસિંહસુખુ એ તાજેતરમાં જ સુખ આચરણ યોજનાની શરૂઆત કરવાની જાહેરાત કરી દીધી છે. મનોવિજ્ઞાન એ વર્તન નો વિજ્ઞાન છે વર્તન ના અધ્યન દરમિયાન જાણવા મળ્યું છે કે પૃથ્વી પર ના તમામ સજીવો ને તેમની આસપાસ ના પર્યાવરણ ના સાથે કામ પાર પાડવા માટે શીશ અનિવાર્ય છે દરેક સજીવ ને પોતાના જીવનરક્ષણ અને નિભાવ માં માટે કોઈને કોઈ કોઈ પેરકાર નો શિક્ષણ જ લેવું પડે છે શિક્ષણ ને કારણે આવતા પરિવર્તન અને પરીસ્તીથી માં થતા બદલાવ થી મળતા જીવનરક્ષણ અને પ્રેરણાના સંતોષ ને કારણે પ્રાણી ને માનવ માત્ર નું જીવન શક્ય બને છે દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન બે પ્રકાર નો કરતુ જોવા મળે છે સાર્વજિક વર્તન શિક્ષિત આદિ વર્તન માટે પ્રાણી કોઈ પણ જાતનું અપચરીત શિક્ષણ મેળવવા નું જરૂર રહરતી નથી ધારાસણી જન્મ થી પોતાના વચનોમાં કેટલીક પટ્ટીઓ લઈને જન્મે છે જેનાથી અમુક

ગાયના વાછરડાને જન્મ થતા થોડીવારે માતાના પ્રેરણા સન્ચવાની રીતો અને જીવન પોતાની રીતો વર્તન અન્ય દ્વારા સીખવામાં આવતું હોય છે આ પ્રકારના શિક્ષણ માં વ્યક્તિ કે પ્રાણી જેતે વર્તન કરતા આવડતું હોતું નથી પરંતુ વસ્તુ કે પ્રાણી જેતે વર્તન સીખવામાં તેની સ્વીકાર કરીને વર્તનના બદલામાં લાવે છે અને વ્યક્તિ કે પ્રાણી પોતાની મરજી થી જેતે શિક્ષણ મેળવતું હોય છે આથી બળતણ સામાન્ય રીતે આંખનું રક્ષણ સ્વીકારતા નથી.

માનવી હતા ત્યારે દરેક પોતાના જીવનમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન લાવતાજ હોય છે આથી જન્મ થી કે મૃત્યુ સુધી ત્યાં સુધી અવિરુદ્ધ શક્તિ આવે

ગઈ એવા કાળ માંથી અમને આવી પડતી વિશ્વની અટપટી અને ગટન સમસ્યાના ઉકેલ માટે બાહ્ય શિક્ષણ દ્વારા આંતરસિત ને કામે લગાડે છે. આમ ઓળખતી વિવિધ આચાર વિચાર ભાષા વર્તન પ્રેરણો આવેગની વ્યક્તિ માનો વલણો સસ્તચારો શિક્ષણ મેળવીને પોતાના વ્યક્તિ ગત કે વ્યક્તિત્વને વિચારે આમ વ્યક્તિ શિક્ષણની નૌકા દ્વારા સાગર પાર કરે છે શીખવું એટલે સુ વ્યાખ્યા અને તેની સમજુતી અમેરિકા માનો વિજ્ઞાન મોર્ગનની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુબલ હોવાના પ્રયત્નો વર્તમાનમાં થતો કાયમી ફેરફાર આ વ્યાખ્યાની સિસ્ટમ માટે ત્રણ બાવસો એની વાર્યા જણાય છે અનુપમ મુહાવરા પ્રયતનોતુ પરિણામ વર્તમાનમા થતું પરિવર્તન કાયમી પરિવર્તન શિક્ષણ ની વ્યાખ્યા ની સમજૂતી મેળવવા ઉપરની બાબતો વિગતે સમજીયે અનુપમ મુહાવરા કે પ્રયત્નોનું પરિણામ અગાવ આપણે જાણતા કે પ્રાણી કે માનવના વર્તનમાં ફેરફાર થાય છે તે જે એનું ભાવ કાલીન કે મુહાવરા ના થાય તો તેને સંપાદિત શિક્ષણ ના જો વર્તનમાં થતું પરિવર્તન કારણે પડતું હોય તો વિજ્ઞાનની અવિભાસમાં જ એને શિક્ષણ કહી શકાતું નથી. ત્રણ મહિનાનું સાત ધારક હિન્દૂ પારસત સિખાય છે તથા તેમાં પેડ વયના તો તેને પોતાની આ કરબનો પ્રાણીને તેની સમક્ષ આવી પડેલી સમસ્યામાંથી બાહ્ય નીકરવાનો માર્ગ તરતજ શોધી શકતો નથી પરંતુ આ માટે જેમ જેમ પ્રયાન્તો વધારે છે તેમ તેમ તેને શિક્ષણ પ્રાપ્ત થતું જાય છે તેને શિક્ષણ મળવાનું અનુમાન પ્રત્યેક્ષ પ્રયત્ન છે તમે એને ભૂલોના ઘટાડા દ્વારા આવી શકે છે આમ તેની વિશેષ સમાજ મેળવા માટે ઘરને બાહ્યક બિલાડી ઉપ્પર ટ્રોન ડાયટનો પ્રયોગ અમેરિકાની ટ્રોન ડાયટ એ સામાસય થી બનાવ્યું છે આ સમસ્યા છે તેની ઘટના એવી કરવામાં હતી કે જેમાં આપેલી એક પ્રોટીન આ સમસ્યા ટેટીમાં ટ્રોન ડાયટે એકભૂખી બિલાડી મૂકી અને સમસ્યા ટેટીની બહાર દેખાય તે રીતે ખૂણામાં ખોરાક મુકવામાં આવ્યો હતો સ્વાભાવિક રીતે બિલાડી ખોરાક મેળવવા માટે સમસ્યા ટેટીની બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે સારુવાતમાં સમસ્યા ટેટીના સરિયાં પાર પંજા માર્યા સરિયાને બાચકા ભર્યા પરંતુ બિલાડીને સમસ્યા ટેટીની બહાર નીકળવાની સફળતા મળી નહિ આથી ફરી

ખુલી ગયો અહીં સમસ્યા ટેટીનો દરવાજાનું ખૂલવું એ આકર્ષિત ઘટના છે બિલાડીએ કોઈ પણ હેતુ કે સમજી પૂર્વક બજાવી ન હતી એટલુંજ નહિ આ કાળ ભાગવાથી દરવાજો ખુલશે એવો પણ એને ખ્યાલ નાતો બિલાડીને ફરીથી સમસ્યા ટેટીની અંદર મુકવામાં આવી તેને પ્રેરણા એથી બિલાડીને કળ અને બળ વચ્ચેની સંબંધની સમાજ પ્રાપ્ત થાય ન હતી તે બાબતની સમાજ મળી ગય આ વિશે ટ્રોન ડાયટ બિલાડી પાર સેવર્ગ ચાલુ રાખતા તેઓને પ્રયત્ને પાંજરામાં મુકવાની જાતે કળ દબાવાની સમસ્યા ટેટીની બહાર નીકરવાનું શિક્ષણ બિલાડી પ્રાપ્ત કરી સકી હતી. તમને પ્રયત્નો અને ભૂલ દ્વારા મેળવતા શિક્ષણ માં જેમ જેમ પ્રયત્નો વધતા જાય છે તેમ પ્રયત્નો માટે લગતા સમયમાં નોંધ પાત્ર ઘટાડો થતો જાય છે અહીં પણ બિલાડી વધતા સમસ્યા ટેટી ખોલવાના સમસ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે પ્રથમ દિવસે બિલાડીના સમસ્યા ટેટીને દરવાજો ખોલવામાં એક સો સાહીઠ સેકેન્ડ જેટલો સમય લાગે છે ત્યારે ચોવશમે પ્રયત્ને બિલાડીએ ફક્ત દાસ સેકન્ડ માં સમસ્યા ટેટીની બહાર નિકરી ખોરાક મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હતું આમ પ્રયત્નો દ્વારા માલ્ટા શિક્ષણમાં સારુવાતના પ્રયત્નો ભૂલો જોવા મળે છે પરંતુ જેમ જેમ પ્રયત્નો વધતા જ ય તેમ તેમ ભૂલો ઓછી થતા તે ભૂલ વગરના પ્રયત્નો દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળ્યું અભિસંદનની બહાર શિક્ષણ અભિસંદન એટલે શિક્ષણ એક પરાગે ઉપર આધારિત છે મૂળ તટસ્થ

આ પ્રકારના શિક્ષણ વ્યક્તિન તથા પ્રતિમાઓનું મગજમાં જોડાણ થાય છે અને તેથી એક ઉદ્વિપકની રજુવાત કરતા અને અન્ય ઉદ્વિપકની તાજી થઈ છે. આમ અભિસંદન એટલે અનુભવોની એવી સાકળ કે જેમાં એક ઉદ્વિપકની ઉત્પત્તિમાં અન્યઉદીપકની હાજરી હોવાનો અહેસાસ તાહ્ય છે ઈવાન પેટ્રોલિક પાવલાવે પાચન ક્રિયાના અનેક પ્રયોગો કરી સમજાવી શાસ્ત્રી અભિસંદન તરીકે ઓળખાય છે. અભિસંદિત પ્રતિક્રિયા પહેલા જેતે ઉદ્વિપક સાથે નાણાં પરંતુ શિક્ષણ મહાવરા ઉદ્વિપકની રજુવાત થતા જ ચોક્કસ પ્રતિક્રિયા જોવા મળે છે તેને અભિસંદિત પ્રતિ ક્રિયા કહેવાય છે આવલોવના

શિક્ષાને એમાં પ્રાણી કે વસ્તીને તેમાં તેની સમક્ષ પ્રાણીમાં એક વાર અભિસંદન સફાઈ જાય પછી અભિસંદન ની વૃદ્ધિ સાથે જ ના આપવામાં આવે તો એટલે પ્રબાલકની ઉદ્વિપક સામેની કારણ એટલે એક ઉદ્વિપકનું સમાન લગતા અન્યની ઉદ્વિપકની સમજવું અભિસંદિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી સામીલ ધરાવતા અન્ય કોઈ ઉદ્વિપક પણ અભિસંદિત પ્રતિક્રિયા જેવી જોવા મળે તો તે ઉદ્વિપક સામાન્ય કલારણ કહેવાય છે સામાન્ય પ્રયોગના ઘંટડીના અવાજ દ્વારા ઉત્પન્ન થતી કુતરાના મોમાં લાળજમવાની પ્રક્રિયા જો ઇલેકટ્રીક ઉત્પન્ન થાય તો કુતરા એ ઘંટડીના આવકારે તેમ કર્યું તેમ કહેવાય કારણકે કુતરા એ ઘંટડીના અવાજ નું શી રીતે બન્યું અને પાયાનો વર્તુળ નો જયારે પરિઘ એટલે કે two pai are છે શંકુ માટે ત્રણ વિગત આપણે ધ્યાન ઉચ્ચાઈ અને ત્રિજ્યા હવે આપણે આ સૂત્ર ના ઉપયોગથી દાખલા ની ગણતરી માટેનું કામ લઈએ લખો ત્યારે પણ રકમ વાંચીને જે તે આકાર, આકૃતિ દોરવી તેની ટેવ જ રાખવાની કઈ વિગત આપી છે શું પૂછ્યું છે અને આકાર પ્રમાણે સૂત્ર સાચી રીતે યાદ આવી શકે છે જુઓ સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ જે શંકુ માટેનું સ્વાધ્યાય છે તેમાં શંકુ માટે શું વિગત આપી છે પાયા નો વ્યાસ દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો વ્યાસ નું મૂલ્ય આપે એટલે તમારે આગળ એ જ step ત્રિજ્યા શોધવાનું લખી જ કાઢવાનું અને ત્રિજ્યા નું મૂલ્ય વ્યાસ થી અડધું થશે વિદ્યાર્થી મિત્રો તમારા માંથી હજુ આગળ ના વિદ્યાર્થીઓ test માટે પૂછી રહ્યા છે તો ફરી એક વખત તમારું સ્વ મૂલ્યાંકન આજથી ચાલુ કરીને એક અઠવાડિયા સુધી તમે જાતે whatsapp ના માધ્યમ થી કરી શકવાના છો હું તમને એની વિગત હજી તમને આપવામાં આવશે એટલે ઉતાવળ કરશો નહી અને તમે જયારે સ્વ મુલ્યાંકન કરો છો એમાં તમારા કોઈ પણ પ્રશ્નો નો જવાબ જો ખોટો પડે તો એની સાથે જે તે તારીખ ની link પણ મળી જશે તમારે એ link દ્વારા એ પાઠ નો તમારે અભ્યાસ કરવાનો વિડીયો ફરી repeat કરવાનો અને તમને તમારા પ્રશ્નો ખોટા પડેલા પ્રશ્ન માટે ખોટા પડેલ જવાબ માટે એ ક્લાસ માંથી તમને સમજૂતી અને ગણતરી વગેરે તમને મળી જશે અને તમે સ્વ મૂલ્યાંકન આહ એક થી વધુ વખત સુધી તમારા બધા જ જવાબ સાચા ન પડે ત્યાં સુધી તમારે સ્વ મૂલ્યાંકન કરવાનું તો તમે ખૂબ સરસ રીતે સમજાવેલા હશે તમે પૂરેપૂરા સમજી શકશો અને એ પ્રશ્નો તમને બરોબર સમજાય જાય અને આવડી જાય એ રીતે તમે સ્વ મૂલ્યાંકન કરી શકવાના છો ખૂબ સારી method થી આ કાર્ય થવાનું છે જેની પૂરેપૂરી વિગત તમને હજી આપવામાં આવશે એટલે અત્યારે તમે દરેક વિદ્યાર્થી એટલે ઘણા વિદ્યાર્થીઓ એ લખ્યું છે બરાબર